ત્યાં ઉપર બ્લુ કલર નું એક બોર્ડ લાગી રહ્યું છે અને ત્યાં ઘણી બધી બારીઓ પણ છે.

એક શિવજીના મંદિર સાથે ઘણા બધા ભગવાનોને પણ સ્થાપિત કરવામાં આવ્યા છે.

આ એક અતિથિ ગૃહ છે ત્યાં ઘણી બધીઓ બારી દેખાય છે.

આ એક ઓફિસ નું દ્રશ્ય અથવા રૂમ છે.

પછાળી વાદળ આકો કાળો થઈ રહ્યું છે.

કા એક થાંભલા પાસે એક સ્ત્રી બેઠી એવી દેખાય રહી છે.

ઘણા બધા લોકો સાથે ઊભા છે એ રેલી ને જોઈ છે ઉપર એક આગ જેવું દ્રશ્ય દેખાય છે.

અહીંયા ઘણા બધા રમવાની વસ્તુઓ રાખી છે કેટલાક બાળકો રમી રહ્યા છે.

અને એક પીળા રંગની ટેબલ પણ પુરુષના વાજે બાજુમાં દેખાઈ રહી છે.

એમાં સફેદ પિંક અને ભૂરા રંગ ના ફુગ્ગા છે.

પારસનાથ એક અમ્મ બેનર દેખાઈ રહ્યું છે.

આ એક બાઈક ઉભી છે અને ઘણા બધા વૃક્ષો દેખાઈ રહ્યા છે.

ત્યાં હોટ સ્ટાર્ટર લખવામાં આવ્યું છે.

અમાં પાણી નીચે વહેતું એવું દેખાઈ રહ્યું છે.

પાણી એક સ્થરે જતો હોય એવું લાગી રહ્યું છે.

બાજુમાં એક નાનો અમથું ઘર જોવા મળી રહ્યું છે.

આ એક જીમ નો ફોટો છે જેમાં એક યુવક દે દેખાઈ રહ્યો છે જીમ કરતા --

આ એક જરનાનો ફોટો છે ત્યાં કેટલાક બધા લોકો નીચે દેખાઈ રહ્યા છે.

બ્રાહ્મણ તેમની વિધિ કરાવી રહ્યો છે એમના સાથે તેમના કેટલાક ઘરવાળા દેખાઈ રહ્યા છે.

આમાં નેટ વાળી ઘણી બધી બાળી જોવા મળે છે.